સી એન્ડ C સ્ટ્રિંગસ સ્ટ્રિંગપરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સ્ટ્રિંગ શું છે
સ્ટ્રિંગ નું ડીકલેરેશન
સ્ટ્રિંગ નું ઇનીશલાઈઝેશન
સ્ટ્રિંગ પર કેટલાક ઉદાહરણો
સાથે જ આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું
આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 1104 જીસીસી અને g કમ્પાઈલર આવૃત્તિ 461 ચાલો સ્ટ્રિંગસ નાં પરીચયથી શરૂઆત કરીએ
સ્ટ્રિંગ એ અક્ષરોનો અનુક્રમ છે જેને કે એકલ ડેટા વસ્તુ તરીકે વ્યવહારમાં લેવાય છે
સ્ટ્રિંગ નું માપ સ્ટ્રિંગ ની લંબાઈ 1 હું તમને બતાઉં કે સ્ટ્રિંગ ને કેવી રીતે ડીકલેર કરવી
આ માટે સિન્ટેક્સ છે ચાર સ્ટ્રીંગ નું નામ અને સાઇઝ ચાર એ ડેટા પ્રકાર છેસ્ટ્રિંગ નું નામ એ સ્ટ્રિંગ નામ છે અને અહીં આપણે માપ આપી શકીએ છીએ
ઉદાહરણ અહીં આપણે કેરેક્ટર સ્ટ્રીંગ નેમ્સ ને માપ 10 સાથે ડીકલેર કરી છે હવે આપણે એક ઉદાહરણ જોઈશું
મેં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે હું તેને ખોલીશ
નોંધ લો કે આપણી ફાઈલનું નામ stringસી છે આ પ્રોગ્રામમાં આપણે એક સ્ટ્રિંગ ને વપરાશકર્તાથી આવેલ એક ઈનપુટ તરીકે લેશું અને તેને પ્રીંટ કરીશું
ચાલો હું અત્યારે કોડ સમજાઉં
આ આપણી હેડર ફાઈલો છે
અહીં stringહ એ સ્ટ્રિંગ નિયંત્રણ ઉપયોગિતાઓનાં ડીકલેરેશનો ફંક્શનો તથા કોનસ્ટંટોનો સમાવેશ કરે છે
જ્યારે પણ આપણે સ્ટ્રિંગ ફંક્શનો પર કામ કરીએ છીએ હેડર ફાઈલને સમાવિષ્ટ કરવી જોઈએ
આ આપણું મેન ફંક્શન છે
અહીં આપણે સ્ટ્રોનેમ સ્ટ્રીંગ માપ 30 સાથે ડીકલેર કરી રહ્યા છીએ
અહીં આપણે વપરાશકર્તાથી સ્ટ્રિંગ સ્વીકારી રહ્યા છીએ
સ્ટ્રીંગને વાંચવા હેતુ આપણે scanf ફંક્શનને ફોર્મેટ સ્પેસીફાયર s સાથે વાપરી શકીએ છીએ
સ્ટ્રીંગ સાથે સ્પેસનો સમાવેશ કરવા માટે આપણે કેરેટ ચિન્હ અને n નો ઉપયોગ કરી રહ્યા છીએ
ત્યારબાદ સ્ટ્રીંગ પ્રીંટ કરીએ છીએ
અને આ આપણું રીટર્ન સ્ટેટમેંટ છે
હવે સેવ પર ક્લિક કરો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દબાવીને ટર્મીનલ વિન્ડો ખોલો
કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો જીસીસી સ્પેસ stringસી સ્પેસ o સ્પેસ એસટીઆર અને એન્ટર દબાવો એક્ઝીક્યુટ કરવા માટે str ટાઈપ કરો હવે એન્ટર દબાવો અહીં આ Enter થે સ્ટ્રીંગ તરીકે પ્રદર્શિત થાય છે
હું તલ્ક ટીઓ એ ટીચર ટાઈપ કરીશ
હવે એન્ટર દબાવો
આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે થે સ્ટ્રીંગ ઇસ તલ્ક ટીઓ એ ટીચર હવે ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ અત્યાર સુધી આપણે સ્ટ્રિંગ નાં ડીકલેરેશન વિશે ચર્ચા કરી હતી
હવે આપણે સ્ટ્રિંગ ને ઇનીશલાઈઝ કેવી રીતે કરવી એનાં પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ
આ માટે સિન્ટેક્સ છે ચાર var namesize સ્ટ્રીંગ ઉદાહરણ અહીં આપણે કેરેક્ટર સ્ટ્રીંગ નેમ્સ માપ ૧૦ સાથે ડીકલેર કરી છે અને સ્ટ્રીંગ પ્રિયા છે બીજું એક સિન્ટેક્સ છે ચાર var name S ટી આર આઇ ન g એકલ અવતરણમાં ઉદાહરણ ચાર names10 P આર આઇ ય a એકલ અવતરણમાં ચાલો હું તમને પ્રથમ સિન્ટેક્સ કેવી રીતે વાપરવું તે એક ઉદાહરણ વડે દર્શાઉં
આપણા એડીટર પર પાછા ફરીએ
આપણે સમાન ઉદાહરણ વાપરીશું
પહેલા તમારા કીબોર્ડ પર shift ctrl અને એસ કી એકસાથે દબાવો
હવે ફાઈલને સ્ટ્રિંગિનિશિયલાઇઝ નામથી સંગ્રહો
હવે સેવ પર ક્લિક કરો આપણે સ્ટ્રિંગ ને ઇનીશલાઈઝ કરવા જઈ રહ્યા છીએ
તેથી 5મી લાઈન પર ટાઈપ કરો અને બમણા અવતરણમાં સ્પોકન ટ્યુટોરિયલ હવે સેવ પર ક્લિક કરો હવે આ બે લાઈનોને રદ્દ કરો કારણ કે આપણે ફક્ત સ્ટ્રીંગ પ્રીંટ કરવા જ જઈ રહ્યા છીએ
સેવ પર ક્લિક કરો
ચાલો એક્ઝીક્યુટ કરીએ
આપણા ટર્મીનલ પર પાછા આવીએ
કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો જીસીસી સ્પેસ stringinitializeસી સ્પેસ o સ્પેસ એસટીઆર2 અહીં આપણી પાસે એસટીઆર2 છે કારણ કે આપણે stringસી ફાઈલ માટે આઉટપુટ પેરામીટર એસટીઆર ઓવરરાઈટ કરવા ઈચ્છતા નથી
હવે એન્ટર દબાવો
એક્ઝીક્યુટ કરવા માટે str2 ટાઈપ કરો આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે થે સ્ટ્રીંગ ઇસ spoken ટ્યુટોરિયલ
હવે આપણે અમુક એવા સામાન્ય એરરો જોઈશું જેના દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ
આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ ધારો કે અહીં આપણે સ્ટ્રિંગ ની શબ્દજોડણી સ્ટ્રિંગ તરીકે ટાઈપ કરીએ છીએ હવે સેવ પર ક્લિક કરો
એક્ઝીક્યુટ કરીએ
આપણા ટર્મીનલ પર પાછા આવીએ
હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો એક જોખમી એરર દેખાય છે
stingh નો સુચ ફાઇલ ઓર ડાયરેક્ટરી કોમ્પાઇલેશન ટર્મિનેટેડ પ્રોગ્રામ પર પાછા આવીએ
આ એટલા માટે કારણ કે કમ્પાઈલર stingહ નામની હેડર ફાઈલ શોધી શકવામાં સમર્થ નથી
જેથી તે એરર આપે છે
ચાલો એરર સુધારીએ
અહીં આર ટાઈપ કરો
હવે સેવ પર ક્લિક કરો
ફરીથી એક્ઝીક્યુટ કરીએ
આપણા ટર્મીનલ પર પાછા આવીએ
પહેલાની જેમ કમ્પાઈલ કરીએ એક્ઝીક્યુટ કરીએ
હા આ કામ કરી રહ્યું છે
હવે ચાલો બીજા એક સામાન્ય એરર જોઈએ
આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
ધારો કે અહીં હું ચાર ની જગ્યાએ ઇન્ટ ટાઈપ કરીશ
હવેસેવ પર ક્લિક કરો
ચાલો જોઈએ કે શું થાય છે
ટર્મીનલ પર પાછા આવીએ
ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું
પહેલાની જેમ કમ્પાઈલ કરીએ
આપણને એક એરર દેખાય છે
વાઇડ કેરેક્ટર અરે ઇનિશિયલાઇઝ્ડ ફ્રોમ non વાઇડ સ્ટ્રીંગ s ફોર્મેટ ચાર પ્રકારની આર્ગ્યુંમેંટ અપેક્ષા રાખે છે પરંતુ આર્ગ્યુંમેંટ 2 ઇન્ટ પ્રકાર ધરાવે છે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
આ એટલા માટે કારણ કે આપણે સ્ટ્રીંગ માટે s ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે ઉપયોગમાં લીધું હતું
અને આપણે તેને ઇન્ટીજર ડેટા પ્રકાર વડે ઈનીશલાઈઝ કરી રહ્યા છીએ
ચાલો એરર સુધારીએ
અહીં ચાર ટાઈપ કરો
સેવ પર ક્લિક કરો
ચાલો એક્ઝીક્યુટ કરીએ
આપણા ટર્મીનલ પર પાછા આવીએ
પહેલાની જેમ કમ્પાઈલ કરીએ એક્ઝીક્યુટ કરીએ
હા આ કામ કરી રહ્યું છે
હવે આપણે જોઈશું કે સમાન પ્રોગ્રામને C માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું
આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
ચાલો હું આપણી stringસી ફાઈલ ખોલું આપણે અહીં કોડ સુધારીશું
પહેલા તમારા કીબોર્ડ પર shift ctrl અને એસ કી એકસાથે દાબો
હવે ફાઈલને cpp એક્સટેન્શન વડે સંગ્રહો
હવે સેવ પર ક્લિક કરો
હવે આપણે હેડર ફાઈલને આઇઓસ્ટ્રીમ તરીકે બદલીશું
યુઝિંગ યુજીંગસ્ટેટમેંટનો સમાવેશ કરો
હવે સેવ પર ક્લિક કરો
હવે આપણે આ ડીકલેરેશનને રદ્દ કરીશું
અને એક સ્ટ્રીંગ વેરીએબલ ડીકલેર કરીશું
ટાઈપ કરો સ્ટ્રીંગ સ્પેસ સ્ટ્રોનેમ અને અર્ધવિરામ સેવ પર ક્લિક કરો
પ્રિન્ટફ સ્ટેટમેંટને કાઉટ સ્ટેટમેંટથી બદલી કરો
અહીં બંધ કૌંસને રદ્દ કરો
સ્કેન્ફ સ્ટેટમેંટ રદ્દ કરો અને ટાઈપ કરો ગેટલાઇન ખુલ્લું કૌંસ બંધ કૌંસ કૌંસમાં ટાઈપ કરો સિન સ્ટ્રોનેમ અંતમાં અર્ધવિરામ ટાઈપ કરો
હવે ફરીથી પ્રિન્ટફ સ્ટેટમેંટ કાઉટ સ્ટેટમેંટથી બદલી કરો
ફોર્મેટ સ્પેસીફાયર અને n રદ્દ કરો હવે અલ્પવિરામ રદ્દ કરો બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો કૌંસને અહીં રદ્દ કરો
બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણમાં n ટાઈપ કરો હવે સેવ પર ક્લિક કરો અહીં આપણે સ્ટ્રીંગ વેરીએબલ સ્ટ્રોનેમ ડીકલેર કર્યું છે જો કે C માં આપણે ફોર્મેટ સ્પેસીફાયરનો ઉપયોગ કરતા નથી તેથી કમ્પાઈલરને એ જાણ હોવી જોઈએ કે સ્ટ્રોનેમ એ સ્ટ્રીંગ વેરીએબલ છે
આપણે અહીં ઇનપુટ ક્રમમાંથી અક્ષરો બહાર કાઢવા ગેટલાઇન નો ઉપયોગ કરીએ છીએ
તે એને સ્ટ્રીંગ તરીકે સંગ્રહે છે
હવે ચાલો પ્રોગ્રામ એકઝીક્યુટ કરીએ
આપણા ટર્મીનલ પર પાછા આવીએ
ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું
કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g સ્પેસ stringસીપીપી સ્પેસ o સ્પેસ એસટીઆર3 અને એન્ટર દબાવો
એકઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો str3 એન્ટર દબાવો
આ Enter થે સ્ટ્રીંગ તરીકે દૃશ્યમાન થાય છે હું તલ્ક ટીઓ એ ટીચર તરીકે દાખલ કરીશ હવે એન્ટર દબાવો
આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થાય છે થે સ્ટ્રીંગ ઇસ તલ્ક ટીઓ એ ટીચર આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપણા સી કોડ સમાન છે
હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ
સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સ્ટ્રિંગસ સ્ટ્રિંગ નું ડીકલેરેશન ઉદાહરણ ચાર strname30 સ્ટ્રિંગ નું ઈનીશલાઈઝેશન ઉદાહરણ ચાર strname30 તલ્ક ટીઓ એ ટીચર એસાઇનમેંટ તરીકે 2જુ સિન્ટેક્સ વાપરીને સ્ટ્રીંગ પ્રીંટ કરવા માટેનું એક પ્રોગ્રામ લખો નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો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
જોડાવાબદ્દલ આભાર